આ ફોટો માં એક ઝુંપડા જેવું દેખાઈ રહ્યું છે તેના ઉપર સફેદ કલર ની તાડપત્રી લગાવવામાં આવી છે.

આને તે મંડપ સજાવીને રાખ્યો છે આ આ કેટની દુકાનનું ઓપનિંગ છે.

આ પિક્ચર માં શ્રી ઉડીપી રેસ્ટોરન્ટ છે તેના બાજુમાં એચ_પી ગેસ ની દુકાન છે તેના બા નીચે એક પાનનો ગલ્લો પણ છે.

આ પિક્ચર માં આ જગાને ખૂબ જ સજાવવામાં આવી છે તેને ફુગ્ગા લગાવીને અને દિવાલને અલગ અલગ કલર કરીને સજાવવામાં આવી છે.

એમાં વાસણને વ્યવસ્થિત રીતે પથ્થરના ઉપર ગોઠવવામાં આવ્યા છે.

ઉપર તેના તુપરથી પતરાનું બનાવામાં આવ્યું છે આજુબાજુ વાંસના લાકડાની એક દિવાલ બનાવામાં આવી છે.

એમાં ત્રણ માળ ની બિલ્ડીંગ માં વાઈટ કલર ની દિવાલમાં જોવા મળે છે અને બે માળની બિલ્ડીંગ પીળા કલર ની દીવાલમાં જોવા મળે છે.

આ ફોટો એક સ્ટોર રૂમ નો છે તેના સામે એફ ખુરશીઓ પડી છે તેના ઉપર તપેલા પડ્યા છે.

આ ઓરડામાં ખુરશી તથા બાઆઆ સાધન રીપેર કરવાનો સામાન પણ છે.

આ મંડપને ઝુમ્મર અને ફૂલો દ્વારા ખુબ સરસ રીતે શણગારવામાં આવ્યું છે.

આ ફોટો માં સૂર્યના કારણે રચાયેલા વાદળોની એક રણમીય દ્રશ્ય જોવા મળે છે.